અહીં એક રસ્તો દેખાઈ રહ્યો છે જે આગળ જતા પૂરો થઈ જાય છે અને ત્યાં એક બાઈક પણ દેખાઈ રહી છે.

અહીં એક સરસ મજાનું મંદિર દેખાય છે આજુબાજુ ઘણી લાઈટો પણ ચાલુ છે તેથી સાંજનો સમય હોય એવું લાગે છે.

આજુ-બાજુ ઘણા માણસો પણ દેખાય છે તેમાંથી બે માણસે માસ્ક પહેરેલું છે.

અહીં એક બાળકી માટે એક ફ્રોક લગાવવામાં આવેલું છે અહીં આ દુકાનમાં ઘડિયાલ દેખાઈ રહ્યું છે સાથે લાઈટ બે દેખાય રહી --

આ ચિત્ર જોઈને એવું લાગે છે કે ઈલેક્ટ્રીક વિહિકલ ને દુકાનનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે.

એક નારીયેલી પણ દેખાઈ રહી છે અહીં રસ્તા પર ખોદકામ કરવામાં આવેલ હોય એવું લાગે છે.

આ ચિત્ર એક બુક સ્ટોર હોય એવું લાગે છે જેમાં બે વ્યક્તિઓ વેચાણ કરી રહ્યા છે અહીં બુકો ને સરસ રીતે ગોઠવવામાં આવેલ છે.

ફોટો માં એ ખૂબ જ સરસ ઈમારત દેખાઈ રહી છે જેનું નામ ઓરિઝોન રેસ્ટોરન્ટ --

અહીં લાઈટ નું ડેકોરેશન પણ ખુબ જ સરસ રીતે કર્યું છે અને ઘરેણાને કાચના બેરીકેડ ની અંદર મુકેલા છે.

અને આ ટેમ્પા નું ડિઝાઇન ખૂબજ સરસ રીતે કરેલું છે જેથી સરળતાથી ખાવાનું વેચી શકાય છે.

અલગ અલગ મીઠાઈઓ મળે છે અને સામે વેફર ની પેકેટ પણ મળેલા છે.

જોઈને એવું લાગે છે કે આ એક પ્રસંગ હોઈ શકે અથવા કોઈ મંદિરની પૂજા હોઈ શકે.

અહીં આ ચિત્રમાં ઘણા બધા બાળકોને રમવા માટેના સાધનો બનાવામાં આવેલ છે.

આ ફોટો જોઈને એવું લાગે છે કે એક રેસ્ટોરન્ટ હોઈ શકે છે આ રેસ્ટોરન્ટમાં બે એ_સી લગાવેલા છે સાથે ઘડિયાળ લગાવેલું છે.

અહીં એક ઓરેન્જ કલર નો આઇસર ટેમ્પો દેખાઈ રહ્યો છે આ ટેમ્પા માં ઘણી બધી ઈંટો ભરેલી છે.

અહીં આ દ્રશ્યમાં નીચેની ફ્લોર વાઈટ કલર નો છે અહીં આ ઈમારત બ્લુ કલર કરવામાં આવેલો છે.

અહીં એક સુંદર દરિયો દેખાય રહ્યો છે તેમાં એક બોટ ઊભી રેલી છે એની આજુબાજુ ઘણો પથ્થરવાળો અને સૂકો વિસ્તાર છે.

અહીં એક પોલીસ નું બેરીકેટ પણ દેખાઈ રહ્યું છે અને ગાડી પણ દેખાય રહી છે જે વાઈટ કલર ની એકટીવા છે.

આ ચિત્રમાં એક હોલ દેખાઈ રહ્યો છે આ હોલ માં બધા વેડિંગ ના બેઠક યોજેલી છે જેમાં ઘણા બધા લોકો બેઠેલા છે અને પોતાનું ભોજન લઈ રહ્યા છે.

અહીં એક ફોટો માં ઈમારત દેખાઈ રહી છે જે સફેદ કલર ની છે સાથે ઘણા બધા એ_સી ઓ પણ એમાં લાગેલા છે.